હવે હું છેલ્લી બે સામાન્ય એરર્સ પર છું જેનો મેં સમાવેશ કર્યો છે
અને આપણે મુશ્કેલ વાળી સાથે શરુ કરીશું
આ છે ફ્ફ્પ હેડર અને સ્થાન પર જવા માટે આપણે હેડર ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ
અને અહીં મારી પાસે અમુક એચટીએમએલ કોડ છે
આ છે હેડર ટેગ હું વેલકમ
કહી રહ્યો છું
અને આપણું ગોટો વેરીએબલ ગૂગલ ડોટ સીઓએમ છે
જો ગોટો અસ્તિત્વમાં છે જો કે આ સમયે છે આપણે પુષ્ઠને યુઆરએલ ગૂગલ ડોટ સીઓએમ પર દિશામાન કરાવવા જઈ રહ્યા છીએ
હમણાં આ એક એરર આપશે
અને એરર છે ઓહ
યુએમ
સારું એટલા માટે ઓ બી સ્ટાર્ટ
ચાલો આ રદ કરીએ
તે અહીં ન હોવું જોઈતું હતું
તે કોડ એરરને બરાબર કરવા માટે છે
માફ કરશો તો આપણે ફ્ફ્પ હેડર પર જઈશું અને આપણને મળ્યું છે વેલકમ
આપણો એચટીએમએલ કોડ
અને પછી એક વોર્નિંગ કેનોટ મોડિફાય હેડર ઇન્ફોર્મેશન - હેડર્સ એલરેડી સેન્ટ બાય
અને આજ બધું
ઠીક છે તો આપણા હેડરો પહેલાથી જ મોકલવામાં આવ્યા છે
જો કે આ લાઈન નંબર છે
૧ ૨ ૩ તેથી જો તે તમને ફીડર ડોટ ફ્ફ્પ કોલોન 3 સમાન એક એરર આપે તો એરર લાઈન નંબર ૩ પર થઇ છે
તેથી અહીં એરર છે લાઈન ૩ પર ઠીક છે
અને આ એરર લાઈન ૯ દ્વારા થઇ છે તો જો તમે અહીં જાઓ આપણું હેડર ફંક્શન છે
તો આ થવાનું કારણ એ છે કે આપણે પહેલાથી જ આપણો એચટીએમએલ એચટીએમએલ કોડ મોકલી રહ્યાં છીએ
જો આપણે તેને કમેન્ટ કરીને રદ કરીએ છીએ તો રીફ્રેશ કરતાંની સાથે જ આપણે ગૂગલ પર દિશામાન થશું
પણ વાત એ છે કે આપણે આ વેલકમ હેડરને અહીં ઈચ્છીએ છીએ
અને વાસ્તવમાં તમે હેડર ફંક્શનની પહેલા એચટીએમએલ ન રાખી શકો આ ફંક્શનનાં સ્થાન અને બીજાં લક્ષણો પર જવા માટે
તમારે આમ ન કરવું જોઈએ
તો જેવું કે તમે એક મિનીટ પહેલા જોયું હતું ઓબ અંડરસ્કોર સ્ટાર્ટ
આ શું કરે છે તે આપણાં માટે આ સમસ્યા સુધારે છે
તો હું અહીં ફીડર પર આવી શકું છું અને તે કામ કરી રહ્યું છે જયારે કે અહીંયા અત્યારે પણ મને મારાં હેડર પહેલા મારો એચટીએમએલ કોડ એકો થયેલ મળ્યો છે
તો આ વિના આપણને એક એરર મળે છે અને આ સાથે આપણું હેડર બરોબર કામ કરે છે ઠીક છે
પ્રારંભિક નિયમ છતાં પણ અહીં હેડર પહેલા એચટીએમએલ આઉટપુટ ન હોય શકે
આ અત્યાર સુધીમાં સ્પષ્ટ થઇ ગયું હશે
હવે છેલ્લું અત્યંત સરળ છે
મને તે સમજાવવાની પણ જરૂર નથી પણ છતાં
આ આઇડોન્ટેક્સિસ્ટ ડોટ ફ્ફ્પ આઈડોન્ટએક્ઝીસ્ટ ડોટ પીએચપી નામની એક ફાઈલનો સમાવેશ કરે છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી
તો ચાલો જોઈ લઈએ ઉમ્મક્યાં છે તે
મિસિંગ ડોટ ફ્ફ્પ મિસિંગ ડોટ પીએચપી
ઓપન ડોટ ફ્ફ્પ ઓપન ડોટ પીએચપી
તો ઇન્ક્લુડ આઇડોન્ટેક્સિસ્ટ ડોટ ફ્ફ્પ સ્ટ્રીમ ખોલવામાં નિષ્ફળ રહ્યું તે નામની આવી કોઈપણ ફાઈલ કે ડાઈરેક્ઽરી અહીં નથી
આપણી ફાઈલનું નામ અને ડાઈરેક્ઽરી લાઈન ૩ પર છે
તો ચાલો લાઈન ૩ પર આવીએ
અને આ ફાઈલમાં મહત્વપૂર્ણ કોડની ફક્ત આજ એક લાઈન છે
આપણી પાસે અહીં હજુ એક ચેતવણી છે સમાવેશ કરવા માટે આઇડોન્ટેક્સિસ્ટ ડોટ ફ્ફ્પ ને ખોલવા માટે નિષ્ફળ અને આ તમામ
તો આપણે ૨ એરરો મેળવ્યી છે
આ તદ્દન અવ્યવસ્થિત લાગે છે જયારે તમારી પાસે એક પુષ્ઠ હોય જે હેડર ફાઈલનો સમાવેશ કરે છે
ત્યારે આ સરસ નથી લાગતું
મારો અર્થ એ છે કે કદાચ તમે કોઈ વેબસાઈટ પર પહેલા ગયા હોવ અને તમે આ ટોચ ઉપર જોયું હશે
તમારે આકર્ષક કરવાની જરૂર છે
તો તમે સામે એક એટ ચિન્હ મૂકી શકો છો અને રીફ્રેશ કરો
આ હવે કોઈપણ એરર ન બતાવશે
પણ આ દ્વારા હકીકતથી છુટકારો નથી મળતો કે ફાઈલ અસ્તિત્વમાં નથી
તેથી ફાઈલ જે અસ્તિત્વમાં નથી તેના સમાવિષ્ટોનો સમાવેશ નહી કરાશે
પણ હા પ્રામાણિકપણે કહીએ તો આને જોતા આ ખરેખર ખૂબ જ સ્વ વિવરણાત્મક છે
મેં હમણાં જ વિચાર્યું કે મારે આ એમ પણ સમજાવવું જોઈએ
તો આપણને એરરોનો એક નાનો સમૂહ મળી ગયો છે જેનાથી બની શકે કે જયારે તમે ફ્ફ્પ માં પ્રોગ્રામિંગ કરી રહ્યા હોવ ત્યારે જોવા મળે
જો તમને બીજી કેટલીક એરારો મળે તો કૃપા કરી મને સંદેશ મોકલો અને મને સહાયતા કરવા માટે ખુશી થશે
તાજેતરનાં સુધારાઓ માટે ઉમેદવારી નોંધાવો
જોડાવા બદ્દલ આભાર